ત્યાં એક ડ્રમ લખાવેલું છે એક નળ છે એક ઇલેક્ટ્રિક મોટર દેખાય રહી છે.

જ્યાં બચ્ચાઓ રમે છે મોટાઓ રમે છે આજુબાજુ માં ગ્રાસ ગ્રીન ગ્રીન ગ્રાસ છે ડુંગર છે.

એમાં બધ્યુ ઘરઘત્તુ વસ્તુઓ સામાન મલે છે રોજિંદા જીવનની એના બારે બે બેનર લખેલા છે.

અને ખૂબજ સરસ પર્પલ અને પીળા કલર ના બલૂન થી ડેકોરેશન કરેલું છે.

છોકરીઓના સરસ એક થી એક ફ્રોક છે અને જ્યારે છોકરાઓના શૂટ બ્લેઝર્સ ટીશર્ટસ ગંજી એવી બધી વસ્તુઓ છે.

આનું ઇન્ટિરિયર છોકરાઓનો વો વોલ નું મલ્ટી કલર માં એટલે રેમ્બો કલર માં રાખેલું છે.

બટ કલર નવું છે એ_સી ઓ પણ લાગેલી છે ને ખૂબજ સરસ ગ્રીનરી છે.

ત્યાં એક લાઇટ નો ખંબો પણ છે ને સાઈડ માં મોટો એવો ગ્રાઉન્ડ પણ છે ને સાઈડ માં હજુન સ્કૂલ ની બિલ્ડીંગો છે.

અને ઘણા લોકો ડ્રમ વગાડે છે રહ્યા પાછળ હાથના પંજા ની મૂર્તિઓ છે અને ઘણા જ છોકરાઓ તાળીઓ પાડે છે રહ્યા.

આ એક મંદિર છે એમાં સરસ મજાનું સીનરી છે.

એ_સી લાગેલી છે વિન્ડોઝ ઉપર મ સરસ મજાના પોસ્ટર્સ ચિપકાવેલા છે.

એના આગળ બેસવા માટે બેન્ચ પણ રાખેલી છે અને લાલ કલર નું પથ્થર પણ મારેલા છે એસ અ ડિવાઇડર .

આ એક કોઈ ગ્રાઉન્ડ દેખાઈ રહ્યું છે જ્યાં ખાડો ખોદવામાં આવે છે રહ્યો.